અને ન કરો તો પણ સારું જ કેવાય એમ તો. એટલે છોકરાએ જે પણ

એતો છે જ ને. પણ આતો શું કે આપડી અંદર બી સહન શક્તિ છે ને હોવી જ જોઈએ કારણ કે આ જે કમજોર દિલના હોય ઇ લોકોના જોડે સહનશક્તિ નઈ હોઈ શકતી બરાબર. પણ આપડા અંદર જો આ સહન શક્તિ હોય ને તો આપડને ક્યાંકને ક્યાંક બઉ ઉપયોગી થાય. અમુક વખતે શિક્ષકો આપડાને નથી મારતા શિક્ષા કરે છે. કારણ કે માતા-પિતા પણ મોટા ભાગે શિક્ષા કરતા હોય. પણ એ કઈ ખરાબ બાબત નથી કે કોઈ ખરાબ વાત નથી. જોવા જઈએ તો એ ખુબ જ સારી બાબત છે કારણ કે એની અંદર આપડું જ કઈ ને કઈ હેતુ રહેલું હોય છે. હવે આપડને ફટકારી દેવામાં આવે આપડે તરત જ ખોટું લગાડી દઈએ કે મને મારવામાં આવ્યો કે દાટવામાં આવ્યો. પરંતુ શું કે એ લોકો આપડી ભલાઈ માટે જ કરતા હોઈએ છે જે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. હા બરાબર એતો છે જ ને હા એતો છે જ ને. જ્યાં સુધી નવું નાં જાય જુનું નાં જાય ત્યાં સુધી નવાનાં આવવાનો option જ નથી રેતી. હા હા. હા એ જ ને. હા જુનું પણ પછી કેટલું ચાલે વધારે ચાલીને પણ ના ચાલી શકે.

એ શીખી લઇએ તો આપણને બધી રીતે ઉપયોગી થાય છે. એના માટે જુનું પણ યાદ રાખવું જોઈએ. જે સારું થાય એ યાદ રાખો અને જે ખરાબ થાય એને ભૂલી જાઓ. હા એ પણ એ જીવનનો એક મંત્ર જ છે ને? હમ બીજું કેવું બધા ઘરે મજામાં છે?

હવે એ મસ્તી હેરાન નઈ કરે તો શું આપડા જેટલા મોટા થઈને પછી કોઈને હેરાન કરશે?

પણ જયારે આ ગુજરાતી બોલીનો વિકાસ થયો ત્યારે આપડા લોકોને ગુજ્જર તરીકે ઓળખવામાં આવતું હતું. અને આ પેલી may ના દિવસે જ i think તે બીજા રાજ્યથી અલગ થયું. બરાબર? હા ઓગણીસો એ કઈ સાલ છે. હમ બધા જોવા હમ એટલે આમાં તો શું છે કે આપડે સંસ્કૃતિ જ ધરાવતો દેશ છે. આપડે જો પેલાનો ઈતિહાસ જોવા જઈએ તો ભારતની અંદર અને એમ બી જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર બઉ બધા મહાન કવિઓ પંડિત ગુજરાતના હા. એ ગુજરાતી હા પણ એ આપડે જોઉં પણ ખોટું છે. આપણી side નું મહત્વનું નથી. વ્યક્તિનું મહત્વનું છે. હા વ્યકિત શું છે એ મહત્વ નથી. વ્યક્તિ શું કરે છે એ બધું મહત્વનું છે. જો આપડે એ જે જોવા જઈએ તો આપણને એમ જ થાય કે નાં વ્યક્તિ વિશે વાત કરવામાં આવે એટલે વ્યક્તિનું ખબર પડી જાય.

અત્યારે આપડે એમ જોવા જઈએ તો સૌ પ્રથમ ગુજરાતની અંદર પાટણનું પટોળું ખૂબ જ પ્રખ્યાત હતું. એની અંદર બી પેલા એટલું કઈ કીમત નતી. ત્યારે એક પરિવાર જ જે બનાવતો હતો. but આતો શું કે જેમ જેમ સમય બદલાતો ગયો તેવી રીતે આ બદલાતું ગયું બરાબર? અમને એમના બધામાં પણ અલગ અલગ change આવી ગયા.

એતો છે જ ને. અમુક સમય શું છે જે સાચું હોય એને છુપાઈ દેવામાં આવે છે પણ એના માટે બઉ મોટું અન્યાય જ ગણી શકાય. કારણ કે તમે જે સત્યતા છે એને શા માટે છુપાઓ છો? હા બીજી બધી તમે વાત સાચી કરો છો ચાલો માન્ય રખાય છે. પણ અમુક બાબત જે જાણવાની હોય એ તમે કેમ જણાવતા નથી? એ તમે જણાવો તો એનાથી કંઈ રસ્તો થાય ક આપણને કઈ ખબર પડે. હા એતો છે ને જાણ્યા વગર તો થોડી કંઈ જાણકાર બની શકાય. આપણને જ્યાં સુધી શીખવાડવામાં નઈ આવે તો આપડે એ પ્રમાણે કરી પણ નઈ શકીએ. આવા આજ જોઈ લો કે ગુજરાતની અંદર કેટલા મોટા-મોટા કવિઓ ને લેખકો થઇ ગયા બરાબર? હા ભઈ હા એમની

હા હમ હા કંડલા બંદર છે ને બઉ પ્રખ્યાત ગણવામાં આવે છે કારણ કે તમા બઉ મોટા-મોટા સ્ટીમરો દેશ વિદેશના અને એની અંદર જ સૌ પ્રમાણમાં વધુ કામ કરવામાં આવતું હતું. એના કારણે જોવા જઈએ તો તો ગુજરાત વેપા ની દ્રષ્ટિએ બઉ આગળ છે. હા એ જ ને મોટા ભાગનું શીખવા જેવું તો આપ કૌશલતા આપડી જોડે બી છે અને બીજા બધા લોકો જોડે પણ ગણી શકાય.

હા એ જ ને કારણ કે એ ખોરાકની અંદર પૌષ્ટિક આહાર તો વધુ જોવા મળે છે. હમ

નથી ભાવતું. પણ હા આના પર ઉતરાયણની વાત કરી તો ઉતરાયણ બી મજા આવી જાય એવું છે ને પતંગ પતંગો ચઢાઈએ. હા અને આ શું હા અત્યારે તો ત્યાં શું river front બાજુ એક હપ્તા પહેલાં festival નું કઈ કેવી રીતે ઉજવવામાં આવે છે કઈ રીતે festival ઉજવવો શું કરવું શું નઈ. એ બધી એમ ત્યાં હોઈ છે. વિદેશથી લોકો પણ લોકો આવતા હોય છે પતંગ ચગાવા માટે અલગ-અલગ પ્રકારના પતંગ હોય છે, સ્પર્ધા હોય છે. કેટલાક લોકો જી જીતતા પણ હોય છે. ને બીજું શું કે ઉતરાયણની તૈયારી કરવા લોકો આપડે અહિયાં એક week થી પેલા જ લોકોને દોરી રંગાવી છે પતંગ લાવે છે. બધી તૈયારી જ અત્યારથી જ ચાલુ કરી દે છે લોકો. રાહ નથી જોતા કે ભાઈ

હા ત્યાં જ. પછી સવારે જેવો ઉઠે એવો તરત પેલા પતંગ ચગાવાનો ના પછી નવ દસ વાગે નીચે આવે એટલે પછી નાવા ધોવા જાય. અને ફરી પાછા પતંગ ચગાવા જતા રઇ. આ દિવસે તો હા ખાવા પીવાની સુવિધા પણ ઉપર જ કરાવી જોઈએ. જેથી નીચે આવવાનો time બગડે નઈ એમ.

હવે શું કરીએ એક શોખ છે શોખ પ્રમાણે થતું હોઈ છે. આમાં એક જ તહેવાર નથી કેટલાય એવા તહેવાર છે જેની અંદર આપણને ઉજવવું ખૂબ જ ગમે જેમ કે જોને આના પછી શું આવે છે ઉતરાયણ પછી? હોળી હોળીના દિવસ એ બી રંગનો તહેવાર એટલે colour એકબીજા પર ફેંકો, પાણી ઉડાવવું એકબીજા હા એમાં મજા આવે બઉ. હોળી આપડેશું કેવાય હોળી પછી શિવરાત્રી હોય છે બરાબર? બધા હા શિવલિંગ પર દૂધ ચઢાવા જાય ભાંગ બાંગ પીવે અને બધી મોજ મજા કરતા હોય છે. બરાબર? હમ ના એ બાબત ને તો હા એતો શું છે કે આપડા આપડી વિચાર જેવી છે કે આપડે એનો શું use કરવો છે. આપડે હવે કરતા નથી બરાબર તો આપણને idea એવો આવતો નથી અત્યારે જેમ તમે કીધું bowl માં પણ કંઈકને કંઈક રસ્તો એનો પણ નીકળી જાય છે મોટા ભાગે.

હા એતો છે જ પણ આતો શું કરી શકાય આપડે ધ્યાન ના દઈએ બરાબર? તો use પણ આપડે ના કરી શકીએ. આમ તો આપડે તહેવારોની વાત કરીએ તો કોઈકના કોઈક બધાને બધા તહેવાર એક જોવા જઇએ કે મજા આવે છે બઉ સારું છે ક્યાંકને ક્યાંક જો અલગ પણ છે આપણને પરિણામ ભોગવું પડતું હોય છે.

હમ એટલે આતો શું કે આપ અમુક લોકો રાખે છે અમુક લોકો રાખતા નથી એ બધી એવી બાબતોનું

કોક ને આપડે કઈ શકતા તો નથી કે ભઈ આ ખોટું છે કે આ સાચું છે. હા એટલે આતો કોણ શું અત્યારે તો બધા અલગ-અલગ day તરીકે પણ ઉજવવામાં આવે છે. ક્યારે શું થયું આપણને ખબર નથી હોતી પણ જયારે instagram whatapp facebook છે online ની દુનિયાની અંદર બઉ બધી માહિતી આપણને મળી જાય છે કે હા આવી રીતે થાય છે આવી રીતે થતું નથી.

એવું જ બતાવામાં આવે છે કે હા ભારત દેશ લોકપ્રિય દેશ તો છે પણ સૌ તહેવાર ઉજવતો દેશ છે. જેમાં ભારત દેશની વાત કરીએ તો આપડે સાંસ્કૃતિ પણ કેટલી છે. પુરાતન કાળથી લઈને અત્યાર સુધી પણ આપડી સાંસ્કૃતિ સાચવી છે. સાંસ્કૃતિની અંદર બી પણ કેટલીય બાબતોનો સમાવેશ થાય છે તમામ એ તમામ બાબતો આપડે જોઈ શકીએ છીએ. હજી જે સંસ્કૃતિ છે ને આપડી એ શું કે તહેવારો સાથે આપડે જીવન જીવાની રીતો છે બરાબર? આપડે કઈ રીતે જીવન જીવીએ છીએ? શું life style આપડે એ આપડું નૃત્ય શું છે? આપડી બોલી શું છે? એ બધું જ સંસ્કૃતિ પણ depend કરે છે. હા. અત્યારે મોટા ભાગે એ જ જોવામાં આવે છે. સંસ્કૃતિને ત્યાં જ સંસ્કૃતિ દર્શન કરવું હોય ને કોઈ વિસ્તાર કે જગ્યાનું તો આપડે ત્યાનું કઈએ એટલે આપણને

અને શું આપડે કઈ શકીએ અત્યાર તો તબિયત પાણી કેવી તમારી સારી છે?

બે dose છે ને અત્યારે તો ત્રણ dose નો નિયમ નથી. ના ના એતો હવે આપણે time મળે તો લઇ એ ની કે ના પણ લઈએ. આ collage કરું છું. collage સવાર સાત વાગે ઉઠીને જવાનું બાર એક વાગે પછી બીજી જગ્યા part time માં job કરીએ. job કરીને પાછા ઘરે. પાછું ભણવાનું પણ કારણ કે અત્યારે collage ની અંદર exam ઉપર exam જ હોય છે કોઈ દિવસ ખાલી નથી જતું. collage ની અંદર lecture attend કરો અને course છ મહિનાની અંદર પતી જતું હોય છે અને અમુક course હોય છે જે પતતા નથી અથવા collage તો exam પણ લે નક્કી હોય professor નું અને collage નું કે આટલા મહિનાની અંદર આટલું course પતાવવાનો છે અને એ course પતી જાય એટલે આપડે બીજા subject તરફ અભ્યાસ કરવાનો છે. હવે આ એ જોવા જઈએ તો પેલા ત્રણ વરસ જોવામાં આવતા હતા collage ની અંદર કે આ subject માટે BA થાઉં હોય B ed M com B com એ બધાનું કંઈ ત્રણ વરસનું collage કરવી પડે એના પરથી બે અઢી વરસની degree master degree એ બધી વાત થતી તી પરંતુ હવેથી જે collage start થશે ને એમના માટે

હા એ graduate થઇ જતા પણ એના પાછળ પણ આગળ ભણવાનું આવતું હતું. બરાબર છે?

પણ એતો શું છે કે exam તો આપડી જીવનનો એક ભાગ છે. પરીક્ષા ના થાય ત્યાં સુધી હા હા એતો છે ને હા એ ખુબ જરૂરી છે. પરીક્ષાની શોધ થઇ છે ને તો બઉ સારા માટે થઇ છે. જો પરીક્ષા ના થાય તો માણસ કેટલા પાણીમાં છે એ આપડે જાણી શકતા નથી. એટલે આપડે એ પણ ધ્યાન રાખવાનું છે કે હા ભાઈ પરીક્ષા લીધી તો આપડા માટે સારી બાબત છે. બીજા માટે તો નથી i think એટલે એ બી રીતે એ નજરિયે જોવા જઈએ તો બઉ સારું કેવાય એમ. હા બીજું તો આપડે કંઈ કેય શકાય નહિ પરતું અમ ભણવાની બાબત પર ધ્યાન રાખવું પડે. એ તો સમજવામાં તો આપડા પર છે આપડે સમજીએ કે ન સમજીએ. ને અમુક લોકો હોઈ તો સારા હોય તો સમજી જાય ના સમજે. મોટા ભાગના લોકો પરીક્ષા આપવી પડશે, વાંચવું પડશે. તેયાર કરવું પડશે એ ડરના કારણે ભણતા નથી. ભણવાનું છોડી દે છે. પછી આગળ જઈને કઈ કરી પણ નહિ શકતા. જોવા જઈએ તો એ આગળ કંઈ કામમાં પણ નથી હોઉં શકતા કે કામ કરી શકે એવું કઈ. એના કારણે એ લોકો બી એજ મુશ્કેલીઓમાં પડી જાય છે કે હા હવે શું થશે? હવે શું કરવાનું આગળ? નક્કી નથી હોતું. એટલે આતો શું કે પેલા તો હવે શું કઈ શકીએ પણ આદત એવી આદત પાડવામાં આવી છે કે તમે કંઈના કરો તો પણ ચાલશે. પરતું જીવનમાં કંઈકના કંઈ તો કરવું તો જરૂરી છે. ખાલી આમતો બેસવું જોઈએ જ નહિ. જો એ રીતે બી યાદ રાખવામાં આવે તો એના માટે તો બઉ મદદ થઇ શકે છે. અને આગળ પણ એટલું જ ઉપયોગી થઇ શકે છે. માં-બાપની શું ભૂલ કે એ લોકો વધારે લાડમાં રાખે છે. હા લાડ કરો વાત બરાબર છે. આવકારીએ છે બાબતને. પણ વધુ પડતું ન હોઉં જોઈને ને? જો વધુ પડતું કરવામાં આવે તો પછી એ બાબતો ખોટી જ ગણવામાં આવે. તેને સાચી રીતે જોઈ શકાય નહિ કે દર્શાવી શકાય પણ નથી.

છુટકારો તો બિલકુલ જ નથી. જો એ સ્વીકારવામાં આવી જાય તો એમને ખુબ ઉપયોગી થઇ જાય. હમ ને સ્વીકારવામાં તો શું ભૂલ સ્વીકારવી એ પણ બઉ મોટી બાબત કેવાય છે કે જ્યારે માણસે કોઈ ભૂલ કરી છે બરાબર? અને પોતે સ્વીકારી પણ છે. એતો કઉ છું. સ્વીકારી લેતો સારી બાબત છે. નહીં તો પછી આપડે એમને કંઈ કેય શકતા નથી.

હા motivation speech માટે આવ્યા હતા એક ભાઈ. ખુબ સારી રીતે એમની speech આપી અને એમની speech થી એમ પણ લાગે છે કે ના કે ચાલો આગળ જે બી થશે એ સારા માટે જ થશે કોઈ બાબતમાં આપડે એમ ના સ્વીકારવી જોઈએ એમને જે speech આપી હતીને એ કયાંકને ક્યાંક આપડને life ની અંદર ઉપયોગી છે. એવું નથી કે ઉપયોગી થઇ શકતી નથી. કોઈ પણ બાબત કેમ ન હોય એ બાબત બધી રીતે આપણને ઉપયોગી થઇ શકે છે. કે ચાર બાબતો બઉ મહત્વની લખાય હતી. કે જો life માં એનો use કરવામાં આવે ને તો બધી રીતે આપડે આગળ નીકળી શકીએ છીએ. હા હા તો ચાલો. તબિયત પાણી તમારું સાચવજો. હમ by by આજે હું તમને ભારતનો સાંસ્કૃતિક સાંસ્કૃતિક વૈવિધ્ય સમજાવીશ ભારતીય સંસ્કૃતિએ વિશ્વમાં સમન્વય અને સાર્થક નું સર્વોત્તમ ઉદાહરણ છે હડપ્પીય સભ્યતાથી શરૂ થઈને વર્તમાન સમય સુધી ભારતીય સમાજમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ જોવા મળે છે દરેક યુગમાં ભારતીય સાંસ્કૃતિક બધી વિધિઓ માંથી ધમ ધમ ધમ રહ્યું છે અને વિવિધ તબક્કામાં સ્થળ સ્થળાંતર થઈને આવેલા વિવિધ સમુદાયમાં જીવનશૈલી કારણે ભારત ભારતમાં ભારતીઘન સંસ્કૃતિ વિકાસ પામી રહી છે ભારતમાં ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ અને પૂર્વ એમ સમગ્ર સમગ્ર ભારતના વિશાળ પ્રદેશમાં પ્રાદેશિકતા આધારે સાંસ્કૃતિક વૈશ્વિક જોવા મળે છે દરેક પ્રદે પ્રદેશ ની સંસ્કૃતિઓ પોતાની આગવી ભાત ઉભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશ ની સંસ્કૃતિ માં ભાગીદારી થવા પ્રયત્ન કરે છે પરિણામે સંસ્કૃતિક એકતા મજબૂત બને છે ભારતીય સમાજ ની સંસ્કૃતિ વિવિધતા દેશ દેશમાં જાણીતી છે સમગ્ર ભારતની સંસ્કૃતિક વિવિધતા અને નીચે પ્રમાણે અને આ આ પ્રમાણે અને અનેક સ્વરૂપે જોઈ શકાય છે પહેલુ ઉત્સવો સમગ્ર ભારતમાં દરેક પ્રદેશમાં તહેવારોનો ઉત્સવ

ગુરુપદ ગુરુપદ અને વગેરે ધાર્મિક તહેવારો ઉત્સવો ઉત્સવથી ઉજવવામાં આવે છે ઋષિને વધતા ઉત્સવો જેવા કે આસમાન બિહુ તમિલનાડુ નું પોંગલ કેરલમાં પોરમ ઉત્તર ભારતમાં ઉજવાતો વૈશાખી વગેરે ઉજવવામાં આવે છે મહાવીર જયંતિ બુદ્ધ પૂર્ણિમા પણ ઉત્સવ થી ઉજવવામાં આવે છે બંધારણ મુજબ ભારતમાં બાવીસ ભાષાઓ બંધારણની માન્ય ભાષાઓ દરેક છે જે પ્રમાણે એક આસમિય બીજું બંગાળી ગુજરાતી હિન્દી કનડ કશ્મીરી મલયાલમ મરાઠી ઓડિશા પંજાબી સંસ્કૃત ભાષાઓ દરેક છે તમિલ તેલુગુ ઉર્દુ સિંધી કોંકણી મણિપુરી નેપાલી નેટફલિ બોડા સંથાલી અને ડોબરી ભાષાઓ સંસ્કૃતિની ટકાવે છે અને ભાષાઓ ભારતની આગવી ઓળખ છે દરેક ભાષાના અનેક મૂલ્ય છે આથીકહેવાય છે કે બહાર દાવ બહાર દાવે બોલી બદલાય ત્રીજું પોશાક ભારતના પોષાકમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે પોશાક ના કારણે દરેક પ્રદેશની ઓળખ ઊભી થાય છે દાખલા તરીકે પંજાબી રાજસ્થાની ગુજરાતી વગેરે પોશાક ધર્મ આધારિત પોશાકમાં પણ સંસ્કૃતિ વિવિધય જોવા મળે છે દાખલા તરીકે મુસ્લિમ બુરખો અને શીખની બાબરી વગેરે ખોરાક પ્રદેશના અનાજ ના ઉત્પાદનની અસર લોકો ના ખોરાક પર પડે છે દરિયા કિનારાના પ્રદેશો ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય થાય હોવાથી સમુદ્ર કિનારે નજીકના રહેતા લોકો નો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે

છે ધાર્મિક વિચારણા પણ ખોરાકમાં વિવિધય લાવે છે દાખલા તરીકે જૈન ખોરાક આધુનિક સમયમાં પ્રાદેશિક ખોરાક વૈશ્વિક ઓળખ ઊભી કરી છે જીવનનિર્વાહ રીતો આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી પોતાની અને કુટુંબની જરૂરિયાતો સંતોષે છે જીવનનિર્વાહ અને રીતો છે વ્યક્તિ પોતાની શક્તિ અને કૌશલ્ય અનુસાર રોજીરોટી મેળવા પ્રયત્ન કરે છે રોજગાર ના કારણે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે આ સ્થળાંતરને કારણે સંસ્કૃતિમાં ફેલાવો થાય છે અને ભૌગોલિક સંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે સ્થળાંતર ના કારણે રાષ્ટ્રીય એકી એની ભાવના જળવાઈ છે ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ સ્થાનિક સ્તરે વૈશ્વિક ધરી

છેલ્લા અનેક વર્ષોના ભિન્નભિન્ન ધાર્મિક આચરણ કરતી પ્રજાઓ ભારતમાં આવીને સ્થાપી છે ભાઈઓ થી શરૂ કરીને હતું

આ જગતના મુખ્ય ધર્મના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે દરેક ધર્મ પોતાની આચાર સરિતા ધર્મસ્થાન ધર્મગ્રંથો તહેવારો અને ધરાવે છે એના આધારે પોતાના પોતાના પોતાના આગવી જીવનશૈલી રચે છે ભારતના બધા ધર્મમાં બંધુતાની ભાવના સમાયેલી છે

સમાનતાની ભાવના વિકસે છે આ પ્રકારની ધાર્મિક વિવિધતાઓ એકતા નું સર્જન કરે છે દરેક ધર્મ ધાર્મિક બાબતોમાં સમાધાન કરે છે દરેક ધર્મમાં નૈતિક આચરણ પણ પાર મૂકે છે ભારતના ધાર્મિક સ્થળો અને ધર્મના સ્થળો એવા અને રહેવાને બદલે બધાની ધર્મની ઓની શ્રદ્ધા માં સ્થળો બન્યા છે દાખલા તરીકે વારાણસી ઉજ્જૈન મથુરા દ્વારકા અંબાજી બુદ્ધિગાય અમૃતસર અજમેર તિરુપતિ વૈષ્ણવદેવી વગેરે ધાર્મિક વિવિધતા ના કારણે ભારત ભારતીય ભારતીય પ્રત્યેક ધર્મની રીતિરિવાજો ને જાણે છે તેઆઓ ભાગ લઈને એકય ભાવ ભાવના દર્શાવે છે ભારતમાં હિંદુ ધર્મ ઓની વસ્તી સૌથી વધુ છે આથી તેને બહુદી બહુદી સમુદાય કહે છે અન્ય ધર્મની સરખામણીમાં ઇસ્લામ ધર્મમાં લોકો ની વસ્તી વધુ છે આમ માલૂમ લઘુમતીઓ સમુદાય માં મુસ્લિમોની સંખ્યા વધુ છે ગુજરાતમાં પણ ભારતના જેવી સ્થિતિ છે અને હિન્દુ અને હિન્દુ વસ્તીઓ છે આંકડાકીય દ્રષ્ટિએ ધર્મમાં એક પ્રમાણે ઓછું છે વધારે હોઈ શકે છે પરંતુ રાષ્ટ્રીય અને પ્રદેશ અનુસાર ધાર્મિક તહેવારોની અને ઉજવણી અને ધાર્મિક સ્થળોની મુલાકાત ધાર્મિક બહુમતી ભાવના જોવા મળે છે

ભાષાકીય પ્રદેશો વગેરે અનેક વિવિધતા છે આ વચ્ચે પરસ્પર સહકાર્ય અને સુંદ સુંદર પ્રિય સંબંધ હોય છે અનિવાર્ય છે thank you મારું નામ અબ્દુલ્લા આજ ની માહિતી અહીંયા સુધી જી બોલો બસ માજમાં તમે હમણાં movieshooting નાં shooting જઈ આવ્યા યાર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 હા તો શું theater નું ને drama નું કઈ રીતે કે હવે film ના shooting માં જ કાર્યરત રેવા નું છે નાં theater માએ કાર્યરત રેવા નું છે theater તો કરવા નું જ હોય ને theater ને film બન્ને માં કાર્યરત રેવાનું છે theater actually આપડે ગુજરાતી માં બોલવા જઈએ તો theater એટલે નાટક થાય નાટક માં બધા ગણા ગણા પ્રકારો હોય બધાય જો એવી રીત ના આખું નાટક નું અલગ છે અને film ઓ એ અલગ છે તો નાટક ની અલગ મજા છે ને film ની અલગ મજા છે એવું છે તો થોડી થોડી મજા અમને જણાવો તો અમને એ ખબર પડે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

આ theater અને film માં ફર્ક તો પડી જાય એનું કારણ એ છે કે એમો acting તમે જોવા જાવ તો acting skills તો theater ની અને અ અ film ની એ બન્ને ની જે અ શું કેવાય skill છે ને એ અલગ પડી જાય હવે જેમ કે વાત કરીએ આપડે તો અ film ની acting છે ને એ થોડીક હોય અ અને શટલ કરતા એ થોડુક શું કેવાય naturally એમાં તમારે ચાલવું પડે અને નાટક ની acting છે ને એમાય શાતાલતા તો હોય જ પણ એમાં વસ્તુ શું છે એમાં તમારે બધું એક દમ loud કરવું પડે અ loud એટલે શું કેવાય એકદમ આમ તમારે તમારે જે acting ના gester poster હોય ને એ એકદમ loud કરવા પડે એવી રીત નાં અલગ અલગ ગણા બધા પ્રકારો છે જે પડી જાય અલગ તમારા માટે શું વધારે મહેનત વાળું છે ખેતરમાં આપણે વધારે મહેનત કરીએ તો જ સારું કે acting માં આપણે film માં વધારે મહેનત કરીએ તો સારું? મહેનતમાં તો બેમાં કરવી પડે ને યાર એ તમે ગમે તે film માં હોય મહેનત તો કરવાની જ છે તો સહેલું કહ્યું પણ સહેલું એ કે એ કઈ ના પડે તમે કામ કરતા રહો એ સહેલું.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 હા ઈ બે છે વસ્તુ એક છે ને મને બહુ એક નાટ્યકાર હતા એમની તમે વાત કરીને એટલો એનો બહુ મસ્ત મને એક લખાણ યાદ આવ્યું અને આર્ટીકલ બહાર પાડેલું હતું એક એમની છે ને તમે જેમ કીધું એવી રીતના એક પ્રશ્ન પૂછ્યો કોઈએ કે ફિલ્મ કરતાં તમે નાટક જ શું કામ કરો છો એમ, તો એ નાટ્યકારે એવું કીધું કે કે જ્યારે તમે film માં જાઓ છો film જોવા માટે અને તમારો તમારો film નું જે નાયક છે એ નાયક તમારી નાયકા ને film ની નાયકા ને ચંદ્ર દેખાડે છે. તમારી film ની શું કહેવાય ચંદ્ર દેખાડે છે અને એ ચંદ્ર એક જ minit હો ચાલુ રાખજો. પેલું શું કહેવાય network issue છે કદાચ acting માં theater માં અને આ film માં ને બધાએ એમાં network issue આવે કે એમાં તો નાના નાના ચાલે ચાલે અમારે ક્યાં કંઈ તમારી બેટરી ઓછી છે ને એક જ minit હો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 આપણે નાઈક નાયક અને ચંદ્ર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

ત્યારે જેટલી audience બેઠી છે film ની અંદર theater ની અંદર એ ચંદ્ર જુએ છે રાઈટ તો એ film માં જે ચંદ્ર દેખાડે છે એ ચંદ્ર જોવે છે પછી જ્યારે તમે મારા નાટકનો હીરો છે મારા નાટકનો નાયક છે તો એ નાયક ને જ્યારે હું ચંદ્ર દેખાડું છું તો એ એક ઇશારો કરે છે audience બાજુ પણ અહીંયા કોઈ ચંદ્ર હોતો નથી ઠીક છે. તો ત્યારે પણ audience નાટક તો અરે ચંદ્ર તો જોવે જ છે પણ એ કયો મનનો બનાવેલો ચંદ્ર તો હવે કે audience ના મનનો બનાવેલો ચંદ્ર જોવા માટે દેખાડવા માટે અહીંયા હું નાટક કરું છું.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 અને ખેતરમાં જે ગિરનાર હોય છે કે ભજવનાર કલાકાર હોય છે એ જે દેખાડે એ audience એના મનનું જોઈ શકે છે. એ આમાં શું કહેવાય કોઈ ડિબેટ ની વાત નથી કે ભાઈ કેવી રીતના છે કે શું સીન આપેલું છે ધોની ધોની અને સચિન સચિન એના જેવું છે સમજે છો તમે